દિવાલ ઉપર મંદિર પણ લગાવવામાં આવેલ છે.

લાલ કલર જાંબુડી કલર ની ફ્રીજ દેખાઈ રહી છે કબાટો દેખાઈ રહ્યા છે.

અહીં ચિત્રમાં વલસાડ વકીલ મંડળ રૂમ નું પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

અહીં આ ચિત્રમાં એક કર્યાણાની દુકાનનું ચિત્ર બતાવવામાં આવેલ છ્--

અને આ દુકાનમાં ઘણા બધા ખાદ સામગ્રીના તેલો પણ છે.

દુકાનની આગળ બે ટેબલ ઉપર અગ્યાર જેટલા ગાદલાઓ દેખાય રહ્યા છે.

જે ભૂરા રંગનો છે અને એની પાછળ અહ કાળા કલર અને ભૂરા રંગના કેટલાક બેડ મૂકવામાં આવેલ છે.

એ સિમ્બોલ ની બાજુમાં એક મોટું ઘડિયાળ સફેદ કલર નું છે અને એ ઘડિયાળમાં ચાર વાગ્યાનો ટાઈમ બતાવવામાં આવ્યો છે.

અને એ પતરાનું બનાવવામાં આવેલું છે એની ઉપર બે એર ફેનો દેખાઈ રહ્યા છે.

ને એની નીચે નળો પણ લગાવવામાં આવેલ છે અને એની બાજુમાં એક શટર દેખાઈ રહ્યુ છે.